હા એટલે વિચાર તો છે ત્યાં પણ જવાનો એમ

મારે પ્રોપેર ધોળકા જ રેવાનું બરોબર ત્યાં પ્રોપેર ધોળકા જ રેવાનું એમ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 તો પછી કોલેજ માં જઈ એ હવે કોલેજ માં જઈને આવ્યો કોલેજ અત્યારે STUDY ચાલુ જ છે કોલેજ માં અત્યારે કોલેજ જ છુ બરોબર વાંધો નહિ અમારે પણ જાવું છે જમવા કારણ કે ભૂખ પણ લાગી છે આજે tiffin માં કૈક સારું હશે એમ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 સુ લઈને આવ્યો છે જમવાનું પછી જમવા માં એવું છે કે કરેલા નું શાક છે

આચાર છે પાપડ છે

મમ્મી પહી બનાવી દીધું

ના પણ હું પણ લઈને આવ્યો છુ મગ નું કૈક સાક છે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

મગ નું શાક છે અને પછી સુ કેવાય પાપડ ને છે બરોબર

બીજું કેમનું છે શાંતિ છે ને તબિયતપાણી બધી બહુ જ સારું છે અત્યારે તો બરોબર ના પછી આવો તો કોઈ દિવસ આવો અમારા ઘરે રાત રોકવો એવા આવજો પાછા ના ના બિલકુલ સો ટકા વાત સાચી તમારી તમે પણ કોક વારો આવો ને યાર ધોળકા ના ના આઈસુ હું આઈસ હવે marriage થઇ જાય પછી આઈસ તમારા ભાભી

બરાબર છે ને

બરોબર તમે પણ આવો કોઈ દિવસ આવો ભાભી ને લઈને ના ના બિલકુલ સો ટકા હવે આ તમને marriage માં બોલવાના છે તમારે મારા ઘરે આવવાનું છે હા વાંધો નઈ તમારા marriage માં આઈસ

હાતો પછી મારા marriage માં પણ આવી જજો પાછા કેવું ના પડે તમને

hundreadpercentinvitation પેલા મળી જશે તમને તો પછી કેમ નઈ આપડે તો બહુ જુના મિત્રો ગાંડા આપડે તો સાથે રમતા હું તને બોલવા આવું તું મને મારા ઘરે તો પછી યાર

ને પેલા એને ઓળખે છે પેલા રાજુ ને રાજુ હા ભાઈ રાજુ તો દેખતો જ નઈ યાર દેખાતો જ નઈ યાર

આપડે એને પછી આપડે એક દિવસ લડવાનું થયું એની જોડે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

ના ના વાત સાચી સો ટકા સ્કૂલ માં હા સ્કૂલ માં નાતા લડ્યા આપડે સ્કૂલ માં વાત બિલકુલ સો ટકા સાચું

મળે ફોને contactnumber છે એનો પડ્યો છે હા એનો contactnumber છે મારી જોડે

એ આપડા જોડે ભણતો તો ખબર છે

એ પણ આપડી જોડે નાતો બેસતો યાર તો એ તો કૈક હાલ બીજે કૈક છે ને એવું છે તો સુ છે ત્યાં બહુ આગળ છે એ કૈક MBBS કરવા ગયેલો છે

હા એટલે પછી રિયા ને ઓળખે આપડા જોડે ભણતી તી આગળ બેસતી તી ને હા બરોબર એ અપડા લાસ્ટ બેંચ પર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

ના ના બિલકુલ વાત સો ટકા સાચી લાસ્ટ યેંર ની અંદર ની તમારે બેન્ચીસ પર અંગ્રેજી નો પેરીઅડ આવતો તો ને રિયા પલ્લવી ભૂમિ આ બધા જોડે નત ભણતો કોઈ બિલકુલ સો ટકા વાત સાચી તમારી પણ એ તો બધા ખબર નઈ અત્યારે એ બધા ખબર નઈ ખોવાઈ ગયા છે કે એમ કઈ દેખાતા જ નથી અત્યારે એ તો બધા

અતરે તો એ બધા દેખાતા જ નથી ના ના બિલકુલ વાત સો ટકા છે બાકી કેમનું ચાકે પાર્થભાઈ ક્યારે મળશે પછી નેક્ષ્ત ટાઇમ પર બસ હવે મળીએ આપડે પેલા ટીચેર હતા ને આપડે પેલા એક ખબર છે

બરોબર ગોવિંદભાઈ ટીચેર આપડા આપણ ને ગણિત ભણાવતા તા ને આપણને ગણિત નું lecture એમનું ત્રણ વાગ્યા નું હતું

પહી પેલા ભારત માસ્ટર આપણ ને ભણાવતા પેલા ભારત માસ્ટર નાતા ભણાવતા આપણને

એ આપણ ને ENGLISH ભણાવતા

એ આપણ ને ENGLISH ભણાવતા હા એ જ ને બધા મળે છે એક વાર મતલબ કે મળીએ એક દડો એમ જોઈએ હવે શું થાય છે

હા એ કેતા તો ખરી બરાબર છે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

ક્યાં આવવું છે બોલો તમે કો ત્યારે હું રેડી જ્ છુ અપને હવે river front ફરવા જઈએ આપડે પેલા મિત્રો સાથે

હા પેલા રાજુ ન ભાવિક ન હા હા એ બધા ને call જ ને બધા ના નામ યાદ આવે છે ને આમ થોડું મળવા ની યાદ આવે રિદ્ધી ને ભૂમિ પેલી રિયા ને બધા ભેગા થઈએ એટલે જઈએ ક્યાંક બરાબર અતલ BRIDGE જઈએ

હા એટલે જોઈએ અતલ BRIDGE ફરવા જઈએ આવો બરાબર છે બરાબર છે બોલો

પેલી રિયા ના ના હોય એને તો લવ marriage નાતા ના ના એના courtmarraige નહિ એને તો હમણાં જ marriage થાય એને તો

મને આવી તી કંકોતરી એની

પણ મારે થોડો timing નો અભાવ હતો એટલે હું ગયો નાતો એની જોડે હા બરોબર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 હા બરાબર

હા એટલે જોઈએ હવે બરાબર છે આપડે મળી ના હોય તો ત્યારે આપડે જઈએ બોલે ક્યારે ready છો તમે બોલો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 બિલકુલ પેલા ને phone કરી દઈએ આજે સાંજે એટલે કીએ એમને કે હવે ફરવા જઈએ અમે ઓકે

Hello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

Hello અવાજ આવે છે મારો? હાં હાં આવ્યો. તમારો અવાજ પણ આવે છે clear હાં કેમ? call કર્યો અટલા દિવસ પછી. અરે આજે થોડીક નવરાશ મળી મને અને અત્યાર સુધી તો કામ માં હતો, એટલે કા એટલી બધી space મળતી નહોતી તો આજે બધા ને યાદ કરતો હતો સાથે સાથે તમને પણ યાદ કર્યા.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 સમય મતલબ આમ special separate સમય નતો મળતો આવી રીતે ફોન કરવાનો, તો હું બધા મિત્રો ને ફોન કરતો તો સાથે સાથે તમને પણ ફોન કરી દીધો. હાં હાં સારું થયું યાદ કર્યા.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 હાં હાં એ પણ છે. બોલો પછી twelfth પછી તમે શું કર્યું આગળ? BCA ની line લીધી છે college ચાલુ છે અત્યારે. અચ્છા BCA લીધું એમ ને. હાં હાં તમે? હું પણ એજ field માં ગયો છું અત્યારે તો scope એમાં જ વધારે છે. હાં એમ જ્યાં જોઓ ત્યાં BCA અને ઘણાં ને તો admission પણ નથી મળ્યા. હાં એમ નહીં ટકાવારી પર હોય ને percentage ઉપર એટલે અમારી college માં તો સાઈઠ ટકા એ જ અટકી ગયું તું.

હમ સારી college છે એમ તો.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 ઓહ time હતો જાણવાનો, હવે મળ્યા છીએ તો કહેશું.

હાં હાં એ પણ છે. કેટલા આવ્યા તા percentage તમારે? twelfth માં seventy two છે. ઘણાં ઘણાં એટલાં તો બહું ઝાઝા આવ્યા.

મારે તમારાથી બે વધારે seventy four છે. ઓહ seventy four congratulation Thank you thank you, same to you yes ટ્યુશન કઈ જગ્યા એ જાતાં હતાં? ટ્યુશન તો અમારા ઘર પાસે હતું એક અમારા આપણાં જે કોલે આપણાં જે school હતો એમનાં જ અમારાં ઘર પાસે ત્યાં જ હતું તો.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 અચ્છા વગર ટ્યુશને આટલાં ટકા વાહ સારું જ કેવાયને. સારું જ કેવાય ને આપણે તો A one મા આવાનાં હતાં. આપણે નહીં તમે આવાના હતાં, અમે ક્યાં આવાના હતાં? તમે પણ આવો જ છો ને એમાં શું વાંધો છે, થોડીક વધારે મહેનત કરી લેવાય. નાં નાં એટલું બધું હોશિયાર મારે નથી. ના ના બની જાવ. ના રે ના નાના નાના નાના ધોરણ હતાં ત્યારે ક્યાં પણ આટલા હોશિયાર હતાં.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 સાથે તો હતાં ટકા તો ખબર જ હોય ને. હાં એક અત્યારે ખાલી twelfth ના મને નતી ખબર બાકી તો ટકા ખબર જ હતી. હમ એ પણ છે બવ યાદ આવે હો school નાં દિવસ. હાં એ તો છે જ ને મસ્તી કરતાં હોઈએ. હમ entertainment પણ આવે સાથે સાથે. Teacher ની મસ્તી, student ની મસ્તી, દોસ્તાર ની મસ્તી.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 હમ એ પણ છે. ઊભું રેવાનું ક્લાસની બહાર, મસ્તી કરવાની, નાસ્તા સાટું બાઝવાનું એ બધાં દિવસો તો કેવા હતાં. હાં સાચી વાત.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

એટલાં બધા લુખ્ખા હતાં? એક ચોકલેટ માટે પણ બાઝતા. હાં હાં એમ લુખ્ખા નતા કાઇ પણ મસ્તી નાં સાટુ, એને મજા આવતી.